એટલે જીભ એ તરફ લેવડાવી પહેલા બંને ઢાળ ઉતરીને ભાગ્યા એ જોઈ હું હાથમાં ચા બુક લઈ નીચે ઉતર્યો આખું દ્રશ્ય જાણે એની આંખોમાં દેખાઈ રહી હોય તેમ બોલતો હતો.

એ ભાગ્યો પણ બીજાને પગ ઉપર મારા ચાબુક નો ફટકો પડ્યો અને એ લથળિયા બે હાથ જોડી કર્યો સાહેબ છોકરાઓ ભૂખ્યા છે અને આ ડાળખા તો વીણેલા છે કંઈ ઝાડ નથી કાપ્યા. એ અગર તો હતો પણ હું હેવાન બની ગયો જોકે એ નદીના મોટા-મોટા પતરાઓની વચ્ચે ઊભા હતા નીચે પડેલો ભારો લઈ એ ફરીથી ચાલવા લાગ્યો મેં ફરીથી ચાબુક વિઝવાનું શરૂ કર્યું. એ પથ્થરની ધાર ઉપર ઉભો હતો. મેં એના પગ ઉપર ચાબુક એટલા જોરથી માર્યું કે ઉછળીને ચત્તો part એવો પડ્યો કે નારિયેળના ખાટલાની જેમ એની પકડી ફાટી ગઈ. હેમંત અને સમીર શબ્દ બની સાંભળી રહ્યા બેટા સેકન્ડ અટકી રમણી કે આગળ બાંધવાનું ચાલુ કર્યું એ રાત્રે મારા બંગલે નવ એક વાગે બેબી ની birthday party હતી એ વખતે. તે મસાલા લઇ શ્રમજીવીઓ ત્યાં બાકીના બધા દૂર ઊભા રહી પણ પાંત્રીસ એક વર્ષની એક સ્ત્રી એના ચાર ટાબરીયા સાથે છેક અંદર ધસી આવી.

એની અંદર બીજા પણ પાછળ પાછળ અંદર આવીને ઊભા ચૂપચાપ રહી ગય દીકરી ને તારો દીવો નહીં રે સાહેબ આઠમાં મશાલ પકડીને રડતી રડતી ચીસો પાડીને બોલતી હતી. મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા એમ કહીને એ મારી સામે ધસી બધા મહેમાન શબ્દ બનીને ઊભા રહ્યા એ સ્ત્રીની સાથે આવેલી બીજી બે સ્ત્રીઓ

સાહેબ એને ઝાડબાડ નહોતા કાપ્યા વિણી વીણીને ડાળખા ભેગા કર્યા હતા એ તારાથી ના ખમણૂ મારી સાથે હાથ લંબાવીએ ચીસો પાડતી બોલતી હતી. એ તને મારી નાખ્યો છે મુવા રાખ્યો છે ઉપરવાળાને ચોપડે આ બધું લખાશે યાદ રાખજે એ હિસાબનું પાનું એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુક નો અવાજ આવશે ઉપરવાળાની લાકડી વિજશે ત્યારે કોઈ અવાજ નહીં આવે રોઈ રોઈ તારી આંખની પાણી ખૂટી જશે એવો દાડો આવશે ભયાનક જુનુનથી એ રડતી રડતી બોલી મારી નાખ્યો મારા ધણીને હવે તો આ જિંદગી એ પાંચેયને કોણ ખવડાવશે ખટારાને ખટારા ભરી લાકડા જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો ઘડે છે. તારી સરકારની આંખો નથી બળી પણ ઉપરવાળાને બધું દેખાય છે જેમ કરશે તારું જનોતપનોત નીકળી જશે રીવા હે તો જોવા વાળો નહીં. લખી હવે શાંત થા કોઈને આવો શ્રાપ ના દેવાય એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ બે હાથે પકડી તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો ધણી મળ્યો છે કે તારો

આવી વચમાં ચાવી મુકાવેલી વેલા હજુએ મારા કાનમાં પડઘાય છે રમણીક લાલ નો ચહેરો પરસેવે રેપ જે થઈ ગયો બે હાથ વચ્ચે માથું પકડી ફાટી નીકળ્યું બહાર તાકી રહ્યા. એક સાથે આટલું બોલ્યા પછી દોઢ બે મિનિટ સુધી વાતાવરણમાં સ્તાગ્તતા છવાઈ ગઈ હતી દુઃખથી આંતરડીએ લખી જે શ્રાપ આપેલો એ શ્રાપ ખૂબ નડેલો રમણીક નો ચહેરો સાવ ખૂબ ઢીલો ઢસ થઈ ગયો. પાંચ વર્ષે ને heart atteck આયુ અને રિબાઈન દીકરો engineer થઈ amrica ગયો બે વર્ષ પહેલાં એને ત્યાં આંતરડાનું cancer થયું. હું ત્યાં ગયો. તેની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ પણ એ

આવ્યું હતું પચીસ માર્ચ થી એકત્રીસ, મે સુધી, જે આપડું પહેલું lockdown હતું, lockdown એટલે lock out અંતર્ગત દરેક ને તેમનાં, ઘરો માં રેહવાની સલાહ આપવામાં આવે, તેનુ, સરકાર દ્વારા સક્ખત પાલન કરવામાં આવે છે? આ જરૂરી છે? કે કારણ કે, કોરોના virus નામ ની રોગ ચાલો, માનવ જાતિ ની, ઇતિહાસ માં, પ્રથમ વખત થયું છે? હવે આ virus સામે લડવાનો માટે આખો દેશ, તેમનાં ઘરોમાં કેદ થઈ ગયો, આ રોગચાળો ના પ્રકોપ થી લાખો લોકો તેમને જીવ ઘુમાવ્યા છે? તેના થી બચવા ના માત્ર એક જ રસ્તો, અને તે

કર્યું હતું lockdown, એક emergency છે? જે આપતી, અથવા રોગચાળા દરમ્યાન અમલ કરવામાં આવે છે. જે વિસ્તાર મા, lockdown થાય ત્યાં ના લોકો, ને ઘર ની બહાર આવવા, આવવાની મંજૂરી હોતી નથી એને ફ્કત, દવા, ખાવા, પીવા જેવી આવશકય ચીજોની, ખરીદી માટે બહાર આવવામાં, મંજૂરી છે એને કેહવાય છે lockdown lockdown પહેલા ના સમય ની વાતો કરતા હતાં, તે સમય આપણે, બધાં જ રોજિંદા કામોમાં એટલા વ્યસ્ત રહેતા કે આપડે આપડા પ્રિય જન્કો બાળકો માટે ક્યારેય સમય ના કાઢી સહકિયે, અને દરેક ને ફ્કત, ફ્કત આ જ ફરિયાદ હતી, જે આજ ની બિન ચર્ચાની, ને ધ્યાન માં રાખીને, સમય કોની પાસે છે. પરંતું આ તમામ, ફરિયાદ lockdown સાથે સમાપદાય છે. આ સમય દરમિયાન લોકોએ તેમના પરિવાર સાથે વિતામાં માટે ખૂબ જ સરસ પળો મેળવ્યા છે. આ સમય દરમ્યાન લોકો ઘણી મનોરમ યાદો ને બચાવતા હોય છે. તેમના ઘરના વડીલો સાથે સમય વિતાવે છે. અને શંબધો માં, કડવાશ ને પોચિ નાંખે છે. lockdown દરમ્યાન બાળકોને તેમના માતા પિતા સાથે સમય પસાર કરવાની તક મળી રહી છે જ્યારે lockdown લોકો રસોઇને સોખીન છે. ટે પણ, ખૂબ youtub દ્વારા રસોઈ સિખતો હોય છે. જૂની serial યુગ પાછો ફર્યો છે તેને લોકો તેમના આખા કુટુંબ સાથે માણી રહ્યાં છે. અને તેમની જુની યાદો ને, ફરી થી જીવંત કરી રહ્યા છે. બાળકો સાથે ની વીડિયો games નો આનંદ, કેમેરો કેરમ, જેવા ગ્રું, રમત, વડિલો યે આનંદ માણ્યો હતો. શાળાઓમાં રજા હોવાના કારણે, શિક્ષકો ઘરે બેસીને ઓનલાઈન ક્લાસ લેતા હતા. જેથી વિદ્યાર્થી ઓ ના શિક્ષણ માં કોઈ અર્ચણ ના આવે. lockdown સેમય લોકો તેમના સોખ પણ પુરી કરી રહયા છે કેમ. કે તેમણે આ માટે ની પોતાની દબાયેલી ઈચ્છા, ઓ પુરી કરવાનો સમય મળ્યો છે. જેમને નનુર્તસિખવાનો શોક હતો, અને સમય ના અપાર ના લીધે, તેઓ ક્યાંક નુત્ય કલા ના પોતાના, દૂર કરી રહ્યાં હતાં, આજે તેઓ તેમની કુશળતા માં સુધારો કરી રહયા છે. તેમને સંગીત નો શોખ હતો તેઓ સંગીત શીખી રહયા છે. Painting સીખી રહયા છે. lockdown દરમ્યાન, આવા ઘણાં શોખ પાછા જીવે છે. lockdown માં રેહવાથી, કોરોના ને virus છુટકારો મળી જસે જે આખા વિશ્વ ને ખલીલ પોહચાડે છે તેથી તે આપડા બધાં જ માટે, ખૂબ જ મહત્વ નું છે. અમારું એક જ કાર્ય છે જે આપને પ્રમાણિકતા સાથે અનુસ કરવુ પડે, તેમજ lockdown થી કોરોના vrius ના દર્દી માં, ઘટાડો થશે તે ફેલાવાનુ જોખમ ઓછું થશે, કરિયાણાનીવસ્તુ, ફળો, શાકભાજી, દવાઓ, બજાર માં ઉપપ્લબધ છે જેથી આપના રોજીંદા જીવન માં વસ્તુઓની કમી ન રહે lockdown દરમ્યાન પ્રદુષણ માં ઘટાડો,

પક્ષીઓ ની ચીસો સાંભળવા આવી રહિ છે. જે કયાંય ખોવાઈ ગઈ હતી, નદીઓ નું પાણી સ્વચ્છતા આગળ વધી રહ્યુ છે. lockdown થી કોરોના virus na દર્દીઓ, જોખમ ઓછુ થશે કર્યાનાંઓ નિ ચીજો ફળો શાકભાજી દવાઓબજાર માં ઉપપ્લ છે. જે થી આપને રોજીની ચીજો ની કમી ન રહે અને ચેપનું જોખમ ઓછુ થશે, lockdown માં મોટા ખરખાનાઓ, વાહનો ચલાવવા ની મનાઈ ફરવામાં આવિ છે. આમાંથી એક સારી વસ્તુ બની છે? જે પ્રદૂષણ નો અભાવ છે ગઈ કાલે factory નો કચરો પાણી માં નાખવામા આવ્યો હતો અને,

કાળબંધીઓને સૌથી, વધુ ભોગ બન્યો હોય, તો ટે કામદારો છે. જેઓ તેમના પરિવારોને ખવડાવવા માટે રાત દિવસ મેહનત કરે છે. lockdown ને કારણે દેસ માં અર્થતંત્ર ને ભારે નુકસાન થાય છે. કારખાનાઓને બંદ થવા ને કારણે ભારે નુકસાન વેઠવું પડે છે. જ્યારે ધંધોપણ સંપૂર્ણ અટવાયો છે.

ફક્ત કોરોના થી શબંધીત, સમાચાર લોકો માટે માનસિક રીતે ખલીલ પહોંચાડે છે તેમણે નકારાત્મક બનાવે છે? સારીરીક વ્યમના અભવાન કારણે, અને આખો દિવષ ઘરે રહવાના કારણે, લોકો સ્વસ્થ અનુભવી શકતા નથી, બાળકો આકાશ દિવષ ઘરે રઈને ચીડપણું અનુભવાનું સરુ કરે છે? કારણકે તેઓ બહાર રમવાના, માટે તેમના મિત્રો, સાથે ફરી શકતા નથી. કોરોન virus સમાચાર લોકો ને પરેસાન કરી રહ્યા છે જેના કારણે ઘણા લોકો ને હતાશ જેવી સમસ્યા નો પણ,

ભારત ના વદ પ્રધાન ના પ્રકોપ ને, રોકવા માટે lockdown ઘણી ઘોષણા કરવામાં આવી હતી. કારણકે કોરોના ને રોકવા સામાજિક અંતર એક માત્ર, અસર કર્ક માર્ગ છે. આથ lockdown લંબાવી રહયું છે. જેથી આપને બધા ની જવાબદારી છે કે સંપૂર્ણ રીતે પૂર્ણ કરે. તો આપડું પહેલુ lockdown જે લાગ્યું એ, પચીશ માર્ચ થી લાગ્યું હતું, તે એકવિષ દિવષ માટે જે એકત્રીસ મે શુધી હતું, પછી એને લંબાવામાં આવ્યું હતું, તો lockdown દરેક જણાએ. ખૂબજ તકલીફ ભોગવી છે ઘણા marriage તો કેવાય તો એની તારીખો બદલાઈ ગઈ, ઘણા ના લગ્ન cancel થઈ ગયા જેથી દરેક ને નુકસાન આયુ છે? જેમ કે જે રોજિંદા કામ કરી કરીને જે પૈસા કમાતા હોય, છે એમને પરિવારોને ચલાવવા માટે ખૂબ જ તકલીફ પડે છે.

કોઈ સ્રોત જ મળી ન રહ્યો હતો જેનાથી પૈસા કમાઈને ઘર ચલાઈ શકાય તે થી lockdown ખૂબજ, એક આખા વર્ષ નું દરેક માટે, યાદગીર થઈ ગયું છે. આવુ lockdown આવું હતું આયુ હતું. જે કે આપડે બે હજાર એક માં ગુજરાત માં કરછ માં ભૂકંપ આયો હતો. જેના કારણે ફુંકમારો ફાટી પડ્યું હતું. જેને કેવાય છે. પોતાની મોટા પોતાના બાળકને ખાઈ જતી હતી એવો ભૂક મારો બે હજાર એક માં આયો હતો બે હજાર એક ને એની પહેલા પણ આયો હતો. તે એવી જ રીત આ lockdown એક બીજી વસ્તુ આઈ હતી, જે બે હજાર વિશ માં હાલ તો બે હજાર ત્રેવીશ આઈ ગઈ છે. ત્રણ વરશ complete થઈ ગયા છે? એટ્લે lockdown દરેક ને યાદગીરી કે ના માણસ દરેક ના પરિવારોમાંથી કોઈક ના કોઈક પિતા ખોયા છે કોઈક ની મમ્મી ખોઈ છે. કોઈક નો ભાઈ કોઈક ની બહેન કોઈક ના કાકા -કાકી, maમાં મામી કોઈક ના કોઈક સહબંધિઓ ખોયા છે દરેક પરિવારોને અને અમુક તો બીજા આખા છોકરા જ,

નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકાર થી એમના સજ સલા થી દરેક વસ્તુ ને સંપૂર્ણ કરીને આપડે એમ થી બહાર lockdown ને સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે અને સંપૂર્ણ રીતે હાલમાં બધુ સારું એવું બધુ recover થઈ ગયા છે.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

બોલો બોલો યશુ ભાઈ શું ચાલે હમણા ભાઈ તમે તો ઘણા સમય થી દેખાણા બી નથી અને બહાર પણ બહુ ઓછા જોવા મળો છો. કાઈ નહિ ભાઈ હું તો અહિયાં જ છુ યાર કઈ જગ્યા એ ખોવાઈ ગયા ભાવિન ભાઈ હમણા તમે ગણા સમય થી તમને જોયા નથી આપડે આ જાન્જેરા ચોકડી એ આપડે બેસીએ ત્યાં બી તમે નથી આવતા હમણાં પાંચ દિવસ થઈ ગયા એટલે મને લાગ્યું આ ભાવિન ભાઈ કઈકબાર ફરવા વયા ગયા કે શું? ના ના એમાં એવું છે કે આપડે છે ને હમણા જે નવો આપડે mall બન્યો ને આપડે અહિયાં જુનાગઢ ની અંદર

બહુ ત્યાં બધી veraity મળે છે નીચે આપડે એક first class વસ્તુ બધી મળે છે ladies wear છે jenes wear છે કપડા બી મળે છે. અને જોવા જાવ તો ત્યાં beauty parlor ની વસ્તુ અને એ બી મળે છે હા મેં વાત સાંભળે લી છે તમામ વસ્તુઓં મળે છે kitchen ની વસ્તુ બી મળે જ છે હું તો ત્યાં visit કરી આવ્યો શું તમે બી ગયા હતા? ના ના ન્યા આપડે shop રાખી છે ને એક દુકાન રાખી છે mall ની અંદર

ના ના એટલે એનું furniture ને એવું બધું ચાલુ છે ને એટલે હમણા time નથી મળતો આવાનો એટલે ચોથા માળે તો અત્યારે કામ ચાલુ હતું ચોથા માળ સુધી તો ત્રીજા માળ સુધી તો હું આવેલો હતો ચોથા માળે જે એક shop નું કામ ચાલે છે એ તમે રાખેલી છે? હા હા એ આપડે રાખેલી છે. તો તો તમારે ત્યાં જે furniture માં જે માણસ આવે તો તો તે મારો મિત્ર જ હશે શું નામ છે એનું? એનું નામ ઓલો રામજી છે.

રામજી?

તો તો મારા contect માં નહિ હોય રામજી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 મને એવું લાગ્યું કે ત્યાં મુકેશ છે ને એક furniture ની અંદર છે એ મારો દોસ્તાર છે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

ના ના ના ભાઈ ના ના તો રામજી ભાઈ જે છે એ ક્યાં આપડે જુનાગઢ ના જ છે કે? ના ના એ બાર નો ઓલો બિહારી ઓલા ભૈયા હોય ને એએ લોકો ને આપેલું છે ઓં અચ્છા એટલે તમે ત્યાં mall ની અંદર એક shop ભાડે રાખેલી એમ ને? હા હા પણ ત્યાં ચોથા માળે જે બીજી કઈ કઈ shop બને છે?

શું વાત છે ભાવિન ભાઈ તમે game zone નાખો છો ત્યાં?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 ઓં હો હો તો તો તમારે બહુ જાજો બધો ખર્ચો કરવો પડ્યો હશે ને game zone માટે તો? હા minimum આપડે કેટલા દસ એક લાખ જેટલો ખર્ચો કર્યો હશે અત્યારે ઓં હો તો તો મને તો આ વિષે કોઈ બી વાત જાણવા બી નથી મળી કે ભાવિન ભાઈ ત્યાં game zone નું ચાલુ કરે છે. હા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

એવું છે મતલબ કે હમણાં આપડે બને જ ભેગા નથી થયા એમ ને? હા

હા હું હમણા થોડું રાતે બી થોડો મોડો જાગતો એનું કારણ છે કે હમણા તમને ખબર હોય તો ઓલી series જે નીકળી છે

ઓલી bank વાળી છે ને? હમ

બીજી series આવી છે ને જે મેં download કરી છે તો હું રોજે laptop ની અંદર એક બે ભાગ જોતો હોઉ છુ તો તે નિરાંતે જોઈ ને પછી થોડુક આમ મારે late થઈ જાય છે હમણાં આવવા માં થોડીક વાર જ બેસું છે અને પછી પાછો આવતો રહું છુ. એટલે હમણાં આપડે ભેગા નહિ થયા હોઈએ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

હા હા જેને આપડે આપડે રાજકોટ ની અંદર જે reliance mall ની અંદર ન્યા બી ચોથા માળે ઓલું નાનું અમથું ઓલું plastic નું bike આવેલું હોય છે તેમાં handle ને આવેલી છે અને બાળક તેમાં સામે બેઠો બેઠો આમ handle ને એવું આમ વળાંક મારે એટલે સામે screen માં બી તમારી ગાડી ચાલતી હોય એવું દેખાય આ આવું તમે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

હા અને અને બીજી એક four wheel આપડે ચલાવીએ ને four wheel માં કેમ stairing હોય જે brack હોય lever હોય cluch હોય હા દેખાવ માં આમ થોડી આમ લોખંડ type car આવેલી હોય છે તેમાં આમ door બી ખુલે ખોલ બંધ થાય બે બાજુ નો અને તેની અંદર બાળક બેસી શકે છે નાના તમે જોવો તો આમ size માં નાની હોય પણ અંદર બાળક ને બેસવાની જગ્યા મળી જાય તેની સામે રહ્યું? હા એની સામે display હોય આ તો મતલબ કે આવા બધા તમે નાના બાળકો માટે બનાવેલું છે આવું ગણું બૌ સારું કેવાય કે આવી બધી તમે gameing તમે પેલી વખત તમે જુનાગઢ ની અંદર mall ના

આ નાના બાળકો માટે પણ છે અને આપડે મોટા માં જે હોય ને જે આપડે લોક આપદા જેવડા એવા લોકો માટે પણ આપડે game zone જેમકે એમાં એ game રમી શકે એવી પણ game આવે આપડે અંદર રાખેલી છે.

ત્યાં આગળ આપડે ટેબલ ટેનીસ છે પછી આપડે ઉપર જે ઉપર જે આપડે mall નું જે ઉપર છત છે ને ન્યા જે એનું ધાબુ છે ઉપર તેરીસ

જ્યાં આપડે cricket નું એવું ground ને એવું બધું ગોઠવ્યું છે આમ ફરતી કોર આંમ જારી fit કર દીધી છે અહિયાં આપડે cricket રમવી હોય ને તો cricket પણ રમી શકીએ એ રીત નું આપડે ઉપર ગોઠવ્યું છે તો તમને ખબર હોય તો ત્યાં ઓલી boll ફેકવા માટે જે machine આવે તે machine બી લીધું છે તમે? હા હા એ પણ લીધેલું છે. તમે આવો તો આપડે બહુત અલગ અલગ item રાખી તમે એક ફેરે આપડે આ મુલાકાત તો લ્યો આપડી game zone ની. ભાવિન ભાઈ ઓલું તમે હજી તમે ઓલું રાખ્યું કે ઓલું એક ball હોય છે લાંબી ઓલી stick હોય છે અને વચ્ચે ball હોય છે નાના નાના ટેનીસ type? હા હા હા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 હા હા એ પણ રાખ્યું છે એ પણ છે. તો તો બહુ સારી બધી સુવિધા તમે કરી છે. હા play station ની game પણ રાખી છે મતલબ એમાં કઈ કઈ પ્રકાર ની game છે?